જેમાં ઘણી બધી ચોપડીઓ વ્યવસ્થિત રીતે મૂકેલી છે.

સામે મોટું મિરર લગાવેલું છે જેમાં બંને ઉના પ્રતિબિંબ દેખાતા છે.

આ ટાટા કંપની નું કાર શોરુમ છે.

પછાડી સફેદ રંગની ટાટા ટીગોર કાર મૂકેલી છે.

આ ચિત્ર કોઈક રસ્તાનો છે.

બાજુમાં બે બારીઓ ખુલ્લી છે.

જેમાં ઘણા બધા નાના બાળકો રમી રહ્યા છે.

ગલીની જમણી બાજુ વાઈટ બોર્ડ ઉપર અનમોલ જવેલર્સ એમ લખેલું છે.

કેફે ની અંદર માણસો બેસેલા છે.

બગીચામાં ફરવા માટે રસ્તા બનાવેલા છે.

એક વ્યક્તિ ડોલ વડે એ મશીનમાં કંઈક લાખી રહ્યો છે.

કાચનો દરવાજો છે જેના ઉપર રાષ્ટ્રધ્વજ લગાવેલો છે.

છોકરાની પછાડી એક માણસ ભૂરા રંગની ટી-શર્ટ પેરેલો જોવા મળે છે.

જમણી બાજુ દિવાલ પર ટી_વી મૂકેલી છે.

એક માણસ ચાલતો જતો જોવા મળે છે.

દરવાજાને ઉપર ઘણી બધી સ્ટેચ્યુ બનાવેલી છે.

મેદાનની ચારે મોટા-મોટા વૃક્ષો આવેલા છે.

તેમાં એક વ્યક્તિ રંગોળી બનાવી રહ્યો છે.

રસ્તા ઉપર ઘણા બધા માણસો ઉભેલા છે.

દુકાનના પોસ્ટર ઉપર ન્યુ કેરલા હોટલ વેજ એન્ડ નોનવેજ રેસ્ટોરન્ટ એમ લખેલું છે.